બ્લેક પેન્ટ પહેર્યું છે ગ્રીન ઝાડ દેખાય છે.

તેમા સુશોભનની બધી વસ્તુઓ લાગી છે અને ટેબલ છે ટેબલ ઉપર ગ્રીન કલર નુ સન્માઇકા છે

આ ચિત્રમાં એક તબેલા જેવુ લાગે છે તેને લાકડાની--

આ ચિત્રમાં એક બિલ્ડીંગ દેખાય છે એ ટુ મજલાની છે ઉપર શેડ મારેલું છે કઠેડા છે એક દરવાજો છે.

આ ચિત્રમાં ડાઇનિંગ ટેબલ જે છે તેમા--

ઘણી બધી બુકો આપી છે તે કબાટ જેવું લાગે છે ગ્રે કલર ના છે.

બેનર લટકાઈલુ છે તેમા પ્રમુખ સ્વામીનો ફોટો છે રેડ કલર --

આ ચિત્રમાં એક ઘર છે તેમાં પગથિયાં આપેલા છે અને કપડાં સૂકવેલા--

નીલકંઠ ઓટોમોબાઇલ નુ બેનર મારેલું છે.

વચ્ચે સીડી દેખાય છે પાછળ એક બેન દેખાય છે તેમની પાચે એક બાબો છે.

સંગારેલું ત્યાં આગળ ફૂલોથી ગેટ સંગારે છે બાજુમાં પરદા છે.

ઉપર બેનર મારેલું દેખાય છે પાર્લર લખેલું છે.

તેના ઉપર લેબલ મારેલુ છે એ_ટી_એમ નુ એક આંધ્ર બેંક નુ મારેલું છે.

વચ્ચે ગાંધીનગર બી લખેલું છે.

કાઉન્ટર ગોઠવેલા છે એક વીજળીનો થાંભલો દેખાય છે.